હૈલો આજે હું તમને મેલેરિયા વિશે જણાવવા માંગુ છું કે મેલેરિયા એક વહાનજનીત સંક્રામક રોગ જે પ્રોટોઝોઆ પરજીવી દ્વારા ફેલાય છે. આ મુખ્ય રૂપે અમેરિકા એશિયા અને આફ્રિકા મહાદ્વીપપૂણ ઉષ્ણકટિબંધ તથા કટિબંધ ક્ષેત્રમાં ફેલાયેલો છે. પ્રત્યેક વર્ષ આ એકાવન પોઈન્ટ પાંચ કરોડ લોકોને પ્રભાવિત કરેં છે તથા દૃષ્ટિ તીસલાખ લોકો મૃત્યુનું કારણ બને છે જેમાંથી મોટેભાગે ઉપ સહારા આફ્રીકા નવા યુવા બાળકો હોય છે મેલેરિયા ને સામાન્ય રીતે ગરીબીથી જોડીને જોવાય છે

એક તથા ભયંકર જન સ્વાસ્થ્ય સમસ્યા છે આ રોગ પ્લાસ્મોડિયમગણના પ્રોટોઝા પરજીવીના માધ્યમથી ફેલાય છે કેવળ ચાર પ્રકારના પ્લાઝ્મોડિયમ પ્રજીવીનું મનુષ્યને પ્રભાવિત કરે છે જેમા સર્વાધક ખતરનાક પ્લાઝ્મોડિયમ સેલફકેરમ તથા પ્લાઝ્મોડિયમ વિપએક્સ મનાય છે સાથે તે માનવ ને પ્રભાવિત કરે છે આ સંપૂર્ણ સમૂહ તેમ ને મલેરિયા પરવજીવી કહે છે

જેથી રક્તહીનના લક્ષણ દેખાય છે આના સિવાય અવિશિષ્ટ લક્ષણ જેમ કે તાવ સરદી ઊબકા અને સરદી જેવી અનુભૂતિ પણ દેખ છે

મલેરિયાની રોકથામ માટે તો જગનીથ ટીકા વેક્સિન પણ શોધી જરૂરી પણ હજુ સુધી કોઈ શોધાઇ નથી મલેરિયાથી બચવા માટે નિરોધક દવા લાંબા સમય સુધી લેવી પડે છે અને મીઠલીમૂવી હોય છે કે મલેરિયા પ્રભાવિત લોકોની પહોંચથી મોટેભાગે બહાર હોય છે મલેરિયા પ્રભાવિત ક્ષેત્રોના મોટા ભાગના બેસકો લોકોનું વારંવાર મલેરિયાની પ્રવાહની પ્રવૃતિ થતી હોય છે

જ્યારે તેઓ એવા ક્ષેત્રમાં ચલે જાય છે જયારે મેલેરિયાથી પ્રભાવિત નથી હોય જો તે પ્રભાવિત ક્ષેત્રોમાં પાછા ફરે તો તેમને ફરીથી સંપૂર્ણ સાવધાની બરસવી જોઇએ મલેરિયા સંક્રમિતનું ઈલાજ ઓનેમ કે આર્ટિમીસિનિન જેવી મેલેરિયા દોરીક દવાઓ કરાય છે થેરેપી દવાઓ મામલામાં તેજીથી સામાન્ય થતા જાય છે મેલેરિયાના ઇતિહાસની વાત કરીએ તો મેલેરિયા માણસો ને પચાસ હજાર વર્ષોથી પ્રભાવિત કરી રહ્યો છે કદાચ આસદદરું મનુષ્યજતી પર પરજોઈ રહ્યું છે અને આ અપણા નિકટથી સગામાં એટલે કે ચિમ્પાન્જીમાં રહે છે જ્યાર થી ઇતિહાસ લખાશે ત્યારે મેલેરિયાના વર્ણન મળે છે સૌથી પુરાણો વર્ણન ચીનથી સતયાવીસસૌ ઈસવીસન સત્તાવીસસૌ પૂર્ણ મળે છે મેલેરિયા શબ્દની ઊપરથી મધ્યકાલીન ઇટાલિયન ભાષાના શબ્દો માલા એરિયાથી થઈ જે નોર્થ ખરાબ હવા અથવા કાદવી તાવ પંણ કેહવાતો હતો કયું કે આ કેમ કે આ ક્ષેત્રમાં વ્યાપક રૂપે ફેલાતુ હતુ મેલેરિયા પણ પહલે પહલે ગંભીર વૈજ્ઞાનિક અધ્યયન અઢારસૌ ને એસીમાં થયું હતું જ્યારે એક ફ્રાન્સીસ સૈન્ય ચિકિત્સક ચાલસલો કામ કરી રહ્યા હતા પહેલી વખત જ્યારે તે અંડર ની પરોવજીવી તે જોયા હતા ત્યારે તેણે એમ પ્રસ્તાવ્યૂ કર્યું કે મલેરિયા રોગનું કારણ આ પ્રોટોજિયા પરજીવી છે

આ પ્રોટોઝોઆનું નામ પ્લાઝ્મોડિયમ ઇટાલિયન વૈજ્ઞાનિકો એતકતોર માર્ચિકત તથા અંજલોસીલીએ રખ્યું હતું

કીનટુ અને અકાટીય પ્રમાણિત કરવાનું કાર્ય ર્બ્રિટેનનાસર અઢારસૌ ને સત્તાણુમાં કારું એમણે મચ્છરો ની વિશેષ જાતિઓથી પક્ષીઓને ડંખ મારવી કે મચ્છરોની લાળગ્રંથીઓથી પરજીવી અલગ કરી બતાવ્યા જેમણે તેમણે સંક્રમિત પક્ષીઓમાં પાળ્યા હતા આ કાર્ય માટે તેમણે ઓગણીસૌ ને બે નો ચિકિત્સક નોબેલ મળ્યો પછી ભારતીય ચિકિત્સા સેવાથી ત્યાગપદ આપી રોસેહ નવસ્થાપિત સ્કૂલ ઑફ ટ્રોપિકલ મેડિસિનમાં કાર્ય કર્યું તથા ઈજિપ્ત પંપ બનાવવા યૂનાન તથા મોરિસીએસ જેવા ઘણા દેશોમાં મેલેરિયા નિયંત્રણ કાર્યમાં યોગદાન આપ્યુ સેનેલય તથા રોસીની શોધો પૃષ્ટી વર્લ્ડ રેદની અધ્યક્ષમાં એક ચિકિત્સક બોર્ડે કરી પનામા શહેરના નામે નિર્માણ કર્યું. મજૂર જીવ બચી શક્યો આ ઉપાયો પ્રયોગ ભવિષ્યમાં બીમારીને વિરોધ કરવામાં આવ્યો મિલિયા કે વિરુદ્ધ. પેલો પ્રવાહી ઉપચાર સિક્કાઓની વૃક્ષની છાલથી કરાયો હતો જેમાં કુનેન મળી આવે છે. આ વૃક્ષ પેરુ દેશમાં એડિશપર્વતોના ઢાળ પર ઉગે છે

લગભગ સોડ સૌ ને ચાલીસ ઈસવીસન માં આ ઈલાજ યુરોપ પહોંચાડ્યો જય આ બહુ લોકપ્રિય થયો પરંતુ છાલની કૂંડીની અઢાર સૌ વીસ સુધી અલગ ન કરી શકયો આ કાર્યા અલન્ટ ફ્રાન્સિસ રસાયણવિધુ એ પણ કર્યો હતો આમણે કૂંડીની આ નામ આપ્યું વીસમી સદીના પ્રારંભમાં એન્ટીબાયોટિક દવાના અભાવમાં સિલિફિન્સના રોગીઓને જાણ કરી મલેરિયાથી સંક્રમિત કરતા

અધપી મેલેરિયા પરોજીવી ના જીવન કરતા રક્તચરણ અને મચ્છર ચરણની જાણકારી બહુ પેહલા મળી ગઈ હતી કિન્તુ આ ઓગણી સૌ ને એસીમાં જે ખબર પડી કે આ યકૃતમાં છૂપી રૂપેથી મોજૂદ રહે છે આ શોધથી એ ગૂંચવણ ધકેલાઇ

મેલેરિયા પ્રતિવર્ષ ચાલીસ થી નેવું કરોડ તાવના મામલાનું કારણ બને છે ત્યાં આનાથી દસથી ત્રીસ લાખ મૃત્યુ દર વર્ષે રહે છે જેનો અર્થ પ્રતિ તીસ સેકન્ડ એક મૃત્યુ આમાંથી વધુ પડતા પાંચ વર્ષથી ઓછી વર્ષના વાળા બાળકો હોય છે ત્યાં ગર્ભવતી મહિલાઓ પણ આ રોગ પ્રત્યે સંવેદનશીલ હશે સંક્રમણ રોકવાના પ્રયાસ તથા ઈલાજ કરવાના પ્રયાસ હોવા છતાં પણ ઓગણીસૌ બાણું બાદના આના મામલાઓમ હજુ સુધી કોઈ પડતી નથી આવી. જો મલેરિયાની વર્તમાન પ્રસાર દર બની રહે તો અગલા વીસ વર્ષોમાં મૃત્યુદર બે ગણી થઈ શકે મેલેરિયા વિશે વાસ્તવિક આંકડા અનુપલબ્ધ છે જેમ કે વધુ પડતા રોગી ગ્રામીણ ક્ષેત્રમાં રહે છે તો તેઓ ચિકિત્સક લઈ જાય છે અને તે તેમના મામલાનો લેખ જોખ રખાય છે એચઆઈવીનું એક સાથે સંક્રમણ થતા મૃત્યુની સંભાવના વધી જાય મેલેરિયા જો કે એચઆઈવીથી અલગ આયુવર્ગ માં થાય છે

ત્યાં એ જ સંક્રમિત વ્યક્તિનું પ્રતિરોધક ક્ષમતા કમજોર થઈ તે રોગની ચપેટમાં આવી જાય છે વર્તમાનમાં મલેરિયા ભૂમધ્ય રેખાની બંને તરફ વિસ્તૃત ક્ષેત્રમાં ફેલાવે છે આ ક્ષેત્રમાં અમેરિકા એશિયા તથા વધુ પડતુ આફ્રિકા આવે છે પણ આમાંથી સૌથી વધુ મૃત્યુ લગભગ પંચયાસી થી નેઊ ટકા સુધી ઊપસહારા આફ્રિકામાં થાય છે મલેરિયાનું વિતરણ સમજવું થોડું જટિલ છે મેલેરિયા પ્રભાવિત તથા મેલેરિયા મુકત ક્ષેત્ર પ્રાય સાથે સાથે હશે સૂકા ક્ષેત્રમાંઆનો પ્રસાર વર્ષોના પ્રમાણ થી ઊંડો સંબંધ છે ડેનગી તાવની વિપરીત આ શહેરોની અપેક્ષા ગામડાઓમાં વધુ ફેલાય છે

અપવાદરૂપે આફ્રિકામાં નગર ગ્રામીણ બધા ક્ષેત્ર આનાથી ગ્રસ્ત છે. ખિતાબી મોટા જંગલોમાં ખેતરો ઓછો હોય છે ઓગણીસૌ ને સાહિટ ના દશક બાદ ક્યારેય આના વિશે. વિશ્વ વિતરણને મપાયો નથી હાલમાં જ બ્રિટેનની વેલકમ ટ્રસ્ટ એ મેલેરિયા એ જ પરિયોજના એ કાર્યકર કરતું સહાયતા આપી છે જેથી મલેરિયાના વર્તમાન તથા ભવિષ્યના વિતરણને બેહતર ઢંગથી અધ્યયન કરી શકે સમાજ અને આર્થિક પ્રભાવ મેલેરિયાની ગરીબીથી જોડાયેલ છે અને પોતાનામાં પોતે જ ગરીબીનું કારણ છે તે આર્થિક વિકાસમાં બાધક છે

જે દેશો મેલે ગયા કહેવાય છે તેમણે જીડીપીમાં ઓગણીસૌ પંચાણુથી ઓગણીસૌ નેઊની માધ્યમમાં કેવળ પ્રતિ વર્ષ ઝીરો પોઈન્ટ ચાર ટકાની વૃદ્ધિ થઈ તે મેલેરિયાથી મુક્ત દેશો મુક્ત દેશોમાં આ વૃદ્ધિ બે થી ચાર ટકા થઈ અને તેની સાથે જ ગરીબી અને મેલેરિયાની વચ્ચેનો કારણ નો સંબંધ ન જોડી શકાય ઘણા ગરીબ દેશોમાં મેલેરિયાની રોકઠાક કરવા માટે પ્રયત્ન ધાનનું ઉપલબ્ધ નથી કરી શકાતું કેવળ આફ્રિકામાં જ પ્રતિવર્ષ બાર અબજ અમેરિકન ડોલરનું નુકશાન મેલેરિયાને કારણે થાય છે આમાં સ્વસ્થવયન કાર્ય દિવસોની હાનિ શિક્ષાની હાની દિમાગી મલેરિયાને લીધે માનસિક ક્ષમતાની હાનિ તથા નિવેશ એવમ પર્યટન એમ ઘણા પ્રકારની હાનિ જોવા મળે છે જેના કારણે આપણું સ્વાસ્થ્ય ખરાબ જોવા મળે છે એના માટે આપણે ઘણા ઉપાયો જોઈ શકીએ છીએ

સ્વસ્થજય કાર્યહાની શિક્ષાહાની દિમાગીહાની મેલેરિયાને લીધે માનસિકક્ષમતાની હાની જે ઘણા પ્રકારની હાનિ શામિલ છે. અમુક દેશમાં આ કુલ જન સ્વાસ્થ્ય બજેટનું ચાલીસ ટકા સુધી ખાઈ જાય છે આ દેશોમાં હોસ્પિટલમાં ભરતી થવા વાળા દર્દીઓની તીસથી પચાસ ટકા અને બાયોરોગી વિભાગોમાં દેખાતા રોગિયોમાં પચાસટકા સુધીની રોગી મલેરિયાના હોય છે એડ્સ અને તપેડિકના મુકાબલે બે બેહજાર સાતના નવેમ્બર માસમાં મેલેરિયા માટે બમણાથી પણ વધુ છેતતાલીસ પોઈન્ટ નવ કરોડ ડોલરની સહાયતા રાશિ ખર્ચ કરાઈ રોગના લક્ષણ મેલેરિયાના લક્ષણોમાં સામેલ છે તાવ કપકપી સાંધામાં દર્દ ઉલ્ટી રક્ત પ્રતાપતા મૂત્રમાં હિમોગ્લોબીન અને બેહોશી કભી ઠંડી પડવી જેની તુરંત બાદ તાવ આવે છે ચારથી છ કલાક બાદ તાવ ઉતરે છે અને પરસેવો આવે છે. અને થ્રીતેસીથીરમના સંક્રામકત આ પૂરી પ્રક્રિયા દર છત્રીસ થી અડતાલીસ કલાકમાં થાય છે અથવા લગાતાર તાવ રહી શકે છે અને મેલેરિયા દર બે દિવસે તાવ આવે છે તથા પી મેલેરિયા થી ત્રણ દિવસે મેલેરિયાના ગંભીર મામલા લગભગ હમેશા પી સેલ્ફીતીરમથી થાય છે આ સંક્રમિક કે છ થી ચૌદ દિવસ બાદ થાય છે આજ નો આપડો ટોપીક છે ખેતીવાડી ખેડૂતો આવક બમણી કરવા માટે બુદ્ધિગમ્ય ખેતી પદ્ધતિ અપનાવી સકે છે ગુજરાત ની ખેત આબોહ

દેશના બૌ મોટા વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી થાય છે આ સંજોગોમાં ખેતી ની આવક બમણી કરવી એ પડકાર રૂપ છ તેમ છતા ખેતીમાં વપરતા

એ માટે સુ પગલા ભરવા તે વિશે જાણીએ ખેત ઉત્પાદન વધારવો ખેત ઉત્પાદન વધારવા માટે મુખ્યત્વે બિયારણ ખાતર પિયત અને બયોફોર્ટીલાઈઝર તેમજ ગ્રોથ હોમોન્સ ની મુખ્ય ફાળો રહેલો છે વાવણી માટે જનીનિક સુદ્ધિ સુદ્ધતા વાળું પ્રમાણિત બિયારણનું ઉપયોગ કરવો કારણ બિયારણ નુ ઉત્પાદન વધારવામાં દસ થી ત્રીસ ટકા ફાળો રહેલ છે બીટી કપાસની જાતમાં ઘણા કિસ્સા માં

ઉપરાંત પાક ઉત્પાદનની લાક્ષણિકતા વાવણીનો સમય જર્મિનેસન થી ફળ ફૂલ સમયે જરૂરી તાપમાન બિયારણનો દર કુલ અનુકુળ જમીન પકવાનો દિવસો અંદાજે ઉત્પાદન વગેરે માંહિતી આપેલ છે સુ આપડે આવું ન કરી શકીએ કૃષિમાં પાકની જરૂરિયાત જેટલું ખાતર પાકની યોગ્ય અવસ્થાએ યોગ્ય પદ્ધતિ થી પાકની હારની પાસમાં ઓરીને અને આક્ર પ્રકારની તથા ખાતરની કિંમતને ધ્યાનમાં લઇ નાઈટ્રોજન ફોસ્ફરસ અને

હયાત પાકનો ઉત્પાદન વધારવામાં પચ્ચીસ થી સતીયાવીસ ટકા ફાળો હોય છે પાકના પ્રકાર પ્રમાણે ડ્રીપ થી પદ્ધતિથી અથવા એકાંત દરે ચાસે તીયત કરવું જોઈએ જમીનમાં મૂળ ને ભેજ અને હવા મળી રહે તે પ્રમાણે તીયત પદ્ધતિ અપનાવવી તી એસ બી તથા કેન્દ્રીય કચરાના કહોવાન માટેનું કલ્ચર પણ અકસીર પુરવાર થાય છે કઠોળ વર્ગના પાક સિવાય અન્ય પાક ની બી ને વાવતા પેહલા એસેટોબેકસ બેક્તર અને એઝોસ એઝોસ સિરિલ સીરીલમ પ્રવાહી કલ્ચરમાં છ કલાક સીડ સોન્કીંગ

કે વૃદ્ધિ નિયંત્રણ કરવા પર ફૂલ વધારવા છોડની શાખાઓ વધારવા તેમજ બી ની દોર્મંસી તોડવા માટે ઉપયોગ થાય છે

વધુ ઉત્પાદન મેળવવા જમીન ની ફળદ્રુપતા અને પાણી ની ગણવત્તા આધારે ખાતર અને પાણીનો ઉપયોગ કરવો નિષ્ણાત વૈજ્ઞાનિકો નુ સંપર્ક કરી ઓછા ખર્ચે વધુ ફાયદો ખાતર અને પિયાસ પાણી નુ મેળવવું જે તે પાકનું વાવણી સમય સરુ થાય તે પેહલા જરૂરી પ્રમાણે કરેલ બિયારણ યુરીયા ડીએપી સુપર ફોર્સફ્રાઈટ એમોનિયમ સલ્ફેટ મુરેત ઓફ ઓટાચ ઝીંક સલ્ફેટ દિવેલી ખોળ વગેરેની ખરીદી કરી લેવી જોઈએ પાક વીમો તેમજ ખેતી માટે બેંક લોન મેળવી લેવી જોઈએ હવામાનની વિતરિત અસરોથી બચવું જોઈએ હવામાનની આકસ્મિક વિપરીત અસર પાક આયોઅજ્ન ઉપયોગ કરવા જે તે પરિસ્થિતિ ના ઉપયોગ માટે નિષ્ણાંત ની સલાહ લેવી દેસ નુ હવામાન ખાધવું

પિયત ની સગવડ હોય તો ઓછા ખર્ચે વધુ આવક આપતા પાક ચોમાસું સીયાડું ઉનાળુ ઋતુ માટે પસંદ કરવા પાક વાવતા પેહલા પાક ની સંપૂર્ણ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ થી જાણકારી મેળવવી ખેડૂત ને દરેક પાક ની આવક જાવક નો હિસાબ રાખવો તે મુજબ

ક્લીનીંગ ગ્રેડિંગ પેકિંગ કરી ઉત્પાદન બજારમાં મુકવાથી વધુ ભાવ મેળવી સકાય બજારમાં ઉત્પાદન નો ફુગાવો હોઈ તો રામના સક્ષમ ખેડૂતો સંગઢીત થઇ સબસીડી કે બેંક લોનનો લાભ લઇ મુલ્ય વર્ધન કરવા નાના નાના યાંત્રિક યુનિટ સારા વહીવટ તથા મેન્ટેનેન્સ સાથે સ્થાપી જે તે પાક ઉત્પાદનમાંથી જ્યુસ સ્કોલ્પ સોસ સૂપ પેસ્ટ પાવડર તેલ મુરબ્બો છુંદો અથવા જેવા ઉત્પાદનો કરી સકાય અને સારો લાભ મેળવી સકાય કપાસની નિકાસ કરવા કરતા નાના વિવિધ કપડા થેલા વગેરે આકર્સક ડીસાઈન માં બનાવી નિકાસ કરવાથી વધુ આવક મેળવી શક્ય છે ત્યાર બાદ ખેતી ખેતી ખર્ચ ઘટાડી આવક વધારવી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી પાક ને વાવતા પેહલા તેને તેના વિષે વૈજ્ઞાનિક તથ્યો

એટલે છાનીયું ખાતર

આપવાની જરૂર રેહતી નથી છોડ તાજો રહે છે બિયારણને વાવતા પેહલા રોગ સામે રક્ષણ મેળવવા ફનથી સાઈડનું કટ આપવો અથવા ઝિરો પોઈન્ટ ટુ ટકા દ્રાવણમાં છ કલાક સુધી સીડ સોકીંગ કયા પછી વાવવા માટે ઉપયોગ માં લેવા